આ ચિત્ર એક કરાટે ક્લાસ નો લાગી રહ્યો છે જેમાં ઘણા છોકરાઓ છે.

અહ એ સ્ટ્રેચિંગ કરી રહ્યા છે અહ બઉ બધી છોકરીઓ પણ છે અને તે--

અને સિમેન્ટ પુરી રહ્યા છે જે ઘરના ખંભાઓ તૈયાર કરી રહ્યા છે એકના હાથમાં લાલ કલર ની ચોપડી જેવું છે અને એક જણાનો હાથ ફ્રેકચર પણ છે.

ભાવિન કોમ્પ્યુટર્સ કરીને એક દુકાન છે જે કોમ્પ્યુટર લેપટોપ પ્રિન્ટર રીપેર અને નેટવર્કિંગ નું કામ કરી છે.

આ એક કૉમ્પ્લેક્સ નુ પિક્ચર લાગી રહ્યુ છે જેમા બ્લુ બુદ્ધા વુડનલેન્ડ --

આમાં મને બહુ બધી મહિલાઓ દેખાય રહી છે જે પૂજા કરી રહી છે પાછળ માણસો ઉભા છે બે ત્રણ ઝાડ પણ છે.

અને આગળ એક એક્ટિવા ઊભી છે હેવમોર ની દુકાનની બાજુમાં બે જણા--

આઈસક્રીમ્સ છે બોવ બધી આઈટમસો છે એક માણસ ઉભો છે જેના હાથમા ફોન પણ છે.

એની બાજુમાં એક મોટી બિલ્ડીંગ પણ છે તેમા પાણીનુ ગ્લાસ અને માટલુ પણ છે એક--

આ ચિત્ર મને એક હોટલ નો દેખાઈ રહ્યું છે જેમાં બે સોફા છે અને એની પર એક--

આ ચિત્રમાં મને પાંચ લોકો દેખાય રહ્યા છે તે કંઈક ડેકોરેશન કરે છે જેમની પાછળ બ્લુ કલર નું બોર્ડ છે એક એની પાછળ--

લીલા કલર ની લાઈટ દેખાય રહી છે એક બેન ઊભા છે અને એ કપડાં લઈ રહ્યા છે ને બા બાર લીલા કલર ને ને લાલ કલર ના ડ્રેસો --

અને બે એક માણસનો હાથ પણ દેખાય રહ્યો છે અને એ કપડા ઓળે સાફ કરી રહ્યો છે.

આ મને એક હોન્ડા સર્વિસ નો ચિત્ર દેખાય રહ્યું છે જેમાં બૌ બધી એકટીવાઓ પડી રહે છે.

એક છોકરાએ બ્લુ કલર નુ શર્ટ પેહરેલુ છે અને એક એના જોડે પીડા કલર ની કાતર છે અને એ બે ગ્લૂ લઇને પણ બેઠો છે.

આ ચિત્ર મને એક જ્વેલર્સ નુ દેખાઈ રહ્યુ છે જેનુ નામ છે રાધિકા જ્વેલર્સ એની બોર્ડ લખેલુ છે લાલ કલર થી.

આ ચિત્ર મને ગાર્ડન નું લાગી રહ્યું છે જેમાં પાણી ભરેલું છે.